ગેટિંગ સ્ટાર્ટેડ વિથ સ્કિલાબ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો કેવી રીતે કરવા વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી
જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા
એક્સ્પોનેન્શીયલ લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનોને ક્રમાંકો પર કેવી રીતે કરવા
આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરીયાતો છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું
ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ 520 અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો
આ સાયલેબ કંસોલ વિન્ડો છે
કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો
હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવી સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો
સાયલેબનો ઉપયોગ ગણકયંત્ર તરીકે કરી શકાય છે
ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે
ટાઈપ કરો 42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4 અને enter દબાવો
અપેક્ષા પ્રમાણે આઉટપુટ 42 છે
નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ એ ન એસ માં સંગ્રહિત થાય છે
આપણે નેમ્ડ વેરીએબલો પણ બનાવી શકીએ છીએ ટાઈપ કરો એ ઇક્વલ્સ 12 b21 કોમા અને c33 અને enter દબાવો આ 12 21 અને 33 વેલ્યુઓને અનુક્રમે વેરીએબલ એ બી અને સી માં સંગ્રહિત કરે છે
અહીં સીએલસી આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ
હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો કરીશું
ઉદાહરણ તરીકે abc પરિણામ 66 આપે છે એ સાથે જ એ ગુણ્યા કૌંસમાં bસી પરિણામ 648 આપે છે તે સાથે આપણે બીજા વેરીએબલમાં પરિણામ અસાઈન કરી શકીએ છીએ માની લો કે ડી તે માટે ટાઇપ કરોd કૌસમાં aબી કૌંસ બંધ કરો ગુણ્યા સી જે ડી 1089 પરિણામ આપે છે
કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડી વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોની વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ જેમ કે abcડી અને enter દબાવો હું અહીં સીએલસી આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ ઘાત લેવા માટે રેઇઝ્ડ ટીઓ ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર નમ્બર કી 6 પર સ્થિતિમાન છે
આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે shift કે અને નમ્બર કી 6 દબાવો
ઉદાહરણ તરીકે 7 નો વર્ગ 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મેળવી શકાય છે અને Enter દબાવો
ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે માની લો કે 17 આપણે વાપરીશું સ્ક્ર્ટ
આ 17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ સમાન છે
પ્રણાલી પ્રમાણે ફક્ત પોઝીટીવ વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે
વધુ સામાન્ય રીતે 34 ઘાત 2 બાય 5 શોધવા માટે ટાઈપ કરો 34 રેઈસ્ડ ટુ કૌસમાં 2 ભાગ્યા 5 અને Enter દબાવો
ઋણાત્મક ઘાતને પણ વાપરી શકાય છે સીએલસી આદેશ વાપરીને કંસોલ સાફ કરો હજુ સુધી આપણે જોયું કે કેટલીક સામાન્ય ગણતરીઓ કેવી રીતે કરવી અને સાયલેબમાં વેરીએબલો કેવી રીતે બનાવવા
હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ
આ એ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો
પહેલા પીડબ્લુડી આદેશ ટાઈપ કરો અને Enter દબાવો આ મારા કમ્પ્યુટર પર વર્તમાન કાર્યરત ડિરેક્ટરી છે
તમારા કમ્પ્યુટર પર આ જુદી હોઈ શકે છે જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન કરન્ટ ડાયરેક્ટરી આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરીને બદલી શકાય છે
હવે નીચે આપેલને ટાઈપ કરી ડાયરી આદેશ રજુ કરો ડાયરી કૌસમાં ઇન્વર્ટેડ કોમા ખોલો myrecordટીએક્સટી ઇન્વર્ટેડ કોમા બંધ કરો કૌસ બંધ કરો અને enter દબાવો આ આદેશ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં myrecordટીએક્સટી નામની એક ફાઈલ બનાવશે
સાયલેબ સત્રની ટ્રાન્સક્રિપ્ટ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે
આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીથી ડેમોનસ્ટ્રેટ કરાવાશે હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો
હવે ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે નિયંત્રિત કરે છે
કાલ્પનિક એકમ આઇ ને સાયલેબમાં પરસેન્ટ i તરીકે વ્યાખ્યાયિત કરાય છે ઉદાહરણ તરીકે પાંચ પોઈન્ટ બે ગુણ્યા પરસેન્ટ આઇ એ 52આઇ આપે છે એ સાથે જ કૌસમાં 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ આઇ સમગ્રને 2 વખત પરસેન્ટ આઇ થી ગુણવું
તે પરિણામ 10
20આઇ આપે છે હવે અહીં કંસોલ સાફ કરો ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ
આઇ ની જેમ તેનું નામ પણ પરસેન્ટ ચિન્હથી શરૂ થાય છે ઉદાહરણ તરીકે પરસેન્ટ પી પી ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે
હવે આપણે પી નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું
સિન ઓફ પરસેન્ટ પી બાય 2 ફંક્શન માટે પરિણામ 1 છે અને કોસ ઓફ પરસેન્ટ પી બાય 2 માટે પરિણામ 6123ડી 17 છે નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે
eps એ માચીને એપ્સિલોન તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે તે એક ન્યુનત્તમ ડીજીટ રીઝોલ્યુશન છે જે સાયલેબ આપી શકે છે
તમારા કમ્પ્યુટર પર તેની વેલ્યુ શોધવા માટે કંસોલ પર ઇપીએસ ટાઈપ કરો
મારા કમ્પ્યુટર પર આ 2220ડી 16 આપે છે આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ પ્રીસિઝનને દર્શાવે છે
આ ક્રમાંક 222 ગુણ્યા 10 નું એક નોટેશન છે
અહીં કંસોલને સાફ કરો
જો આપણે 0000456 લખવા ઈચ્છીએ છીએ તો આપણે તેને 456ડી 4 અથવા 456ઇ 4 તરીકે લખી શકીએ છીએ સાયલેબ વેરીએબલો અને ફંક્શનો કેસ સેન્સિટીવ છે અહીં આપણે નાનો ડી અથવા મોટો ડી અથવા કે નાનો ઇ અથવા મોટો ઇ વાપરી શકીએ છીએ
પ્રાકૃતિક લઘુગુણકનો બેઝ એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે પરસેન્ટ ઇ પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે
આપણે ફંક્શન ઇ એક્સ પ વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ
ઉદાહરણ તરીકે એક્સપ અને Enter દબાવો તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે સીએલસી આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો એજ પ્રમાણે e સ્ક્વેર નીચે આપેલ જવાબ આપે છે જે એક્સપ ઓફ 2 ટાઈપ કરીને પણ મેળવી શકાય છે
લોગ આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક જે બેઝ ઇ ધરાવે છે
બેઝ 10 સાથે લઘુગુણક લેવા માટે લોગ 10 ઉપયોગમાં લો
ઉદાહરણ તરીકે લોગ10 અને enter દબાવો આ અપેક્ષિત જવાબ 23 આપે છે
જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે
જટિલ ક્રમાંકો માટે તમે પોતેથી આ તપાસ કરી શકો છો તમારા સાયલેબ કંસોલ પર લોગ અથવા logઆઇ ટાઈપ કરો
હવે યાદ કરો કે આપણે ડાયરી આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ myrecordટીએક્સટી ફાઈલમાં યાદ કરી છે હવે ચાલો જોઈએ તે ફાઈલને કેવી રીતે બંધ કરવી અને તેને જોવી
ફાઈલ બંધ કરવા માટે ટાઈપ કરો ડાયરી ઓફ ઝીરો આ આદેશ myrecordટીએક્સટી ફાઈલ બંધ કરશે અને સંગ્રહિત કરશે
સાથે એ પણ યાદ રાખો કે આ ફાઈલ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બનાવાઈ હતી જે મારા કિસ્સામાં ડેસ્કટોપ છે
ચાલો આ ફાઈલને ખોલીએ
આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ open a ફાઇલ શોર્ટકટ પર ક્લિક કરો
હું ફાઈલ ફોર્મેટને અલ્લ ફાઇલ માં બદલીશ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
નોંધ લો કે તમામ ટ્રાન્ઝેક્શન્સ આદેશો અને સાયલેબ દ્વારા અપાયેલ અનુરૂપ જવાબો બંને આ ફાઈલમાં સંગ્રહિત થયા છે
હું આ ફાઈલ બંધ કરીશ યેસ પર ક્લિક કરો
આપણે જાણીએ છીએ કે પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે સમયે યોગ્ય કોડ પર આવતા પહેલા કોડ સાથેનો એક પ્રયોગ ઘણો છે
ડાયરી આદેશ તમામ ટ્રાન્ઝેક્શન્સનો ટ્રેક રાખવામાં મદદ કરે છે
જો તમને યાદ છે તો આપણે માય recordટીએક્સટી ફાઈલને ડાયરી ઓફ ઝીરો આદેશ વાપરીને બંધ કરી છે
નોંધ લો કે આ આદેશને એક્ઝિક્યુટ કર્યા પછીથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ સંગ્રહિત થઇ શકતા નથી
જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો આપણને ડાયરી આદેશને ફરીથી જારી કરવાની જરૂર છે
જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે તો આપણે ડાયરી આદેશમાં બીજી અન્ય ફાઈલ નામ વાપરવું જોઈએ
કારણ કે સમાન ફાઈલ નામ વાપરવું આદેશને ઓવર રાઈટ કરશે
વિડીઓને અહીં અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ બીજા અભ્યાસને ઉકેલો
તમે નોંધ કર્યું હશે કે સમસ્યા માટે ઉકેલ એ બરાબર શૂન્ય ન હતું
આની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેના પર વધુ માહિતી માટે ટાઈપ કરો હેલ્પ ક્લીન
સામાન્ય રીતે જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે તો હેલ્પ અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે હેલ્પ ને વાપરી શકાય છે
ઉદાહરણ તરીકે સાયલેબ કંસોલ પર હેલ્પ ચદીર ટાઈપ કરો અને enter દબાવો
હું હેલ્પ બ્રાઉઝરનું માપ વધારીશ
હેલ્પ ચદીર વર્તમાન કાર્યરત ડિરેક્ટરી કેવી રીતે બદલવી તે પર વિગતવાર માહિતી આપે છે
બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં હેલ્પ બ્રાઉઝર આઇકોન પર ક્લિક કરવું જેવું તમે જુઓ છો
ચાલો હું હેલ્પ બ્રાઉઝર બંધ કરું અને સ્લાઈડ પર પાછી આવું
અપ ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી શકાય છે
અપ ડાઉન એરો વાપરતી વખતે તમે કોઈ પણ આદેશ પર અટકી શકો છો અને તેને એક્ઝિક્યુટ કરવા માટે Enter કી દબાવો
જો જરૂરી હોય તો તમે આદેશમાં ફેરફાર કરી શકો છો
હકીકતમાં જો તમે પહેલા ટાઈપ કરેલ આદેશ માટે જોઈ રહ્યા છો જે ઇ અક્ષરથી શરુ થાય છે તો ઇ ટાઈપ કરો અને ત્યારબાદ અપ એરો કી નો ઉપયોગ કરો
આદેશને ઓટો કમ્પ્લીટ કરવા માટે ટેબ કી વાપરો
તે આપણને ઉપલબ્ધ તમામ વિકલ્પો પસંદ કરવા માટે આપે છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ
પરિણામને મૂળભૂત વેરીએબલ અન્સ માં સંગ્રહિત કરવું
ઇક્વાલીટી ચિન્હ વાપરીને વેરીએબલને વેલ્યુઓ એસાઈન કરવી
કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને વેરીએબલોની વેલ્યુઓને તપાસ કરવી
પીડબ્લુડી આદેશ વાપરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસ કરવી
કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે ડાયરી આદેશ વાપરવું
જટિલ ક્રમાંકો નેચરલ એક્સ્પોનેંટ અને π ને અનુક્રમે i e અને pi વાપરીને વ્યાખ્યિત કરવું
કોઈપણ આદેશ વિશે વિગતમાં માહિતી માટે હેલ્પ આદેશ વાપરવું
ગેટિંગ સ્ટાર્ટેડ વિથ સ્કિલાબ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોઈશું
આ ટ્યુટોરીયલને ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એજ્યુકેશન દ્વારા બનાવવામાં આવ્યું છે
ફોસી પ્રોજેક્ટ પર વધુ માહિતી આપેલ લીંકથી મેળવી શકાય છે httpfosseein અથવા httpscilabin જેને ભારત સરકાર એમએચઆરડી આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
આના પર વધુ માહિતી માટે httpspoken tutorialorgNMEICT intro નો સંદર્ભ લો હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ઉપયોગી નીવડ્યું હશે
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું